ચાર છો છે એક વિન્ડો છે એક એ_સી છે લાઈટ ઓન છે ઉપર ત્રણ ફ્રેમ લગાઇલી છે.

જેમાંથી મિરલ વર્ક ની સાદી એવી કુર્તીઓ છે તવિશ તવીશા કરીને કુર્તીઝની દુકાનનું નામ છે.

આ એક વૃક્ષારોપણનુ ચિત્ર જોવા મડે છે જેની અંદર ગાર્ડન ની અંદર ગર્લ્સ લોકો ચી --

જીરીક કો કોકો કોલા જેવી બોટલ્સ દેખાય રહી છે પેમ્પર્સ ના પેક દેખાય રહ્યા છે મરચુ મસાલાના પેક્સ દેખાય રહ્યા છે નાના એવા સ્મોલ એવા.

અને સરસ એવુ પાણીના સૂર્યના કિરણો અંદર પડી રહ્યા છે.

જેવુ માલુમ પડી રહ્યુ છે જેનુ આજે ઉદઘાટન થવા જઇ રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.

અને દૂર એક પૂલ જેવુ માલૂમ પડી રહ્યુ છે અને આ એક આગળ વધતુ હોઇ તેવી ગંદી કેનાલ જેવુ લાગી રહ્યુ છે.

આ ચિત્ર મસ્જિદ અલ હબીબીનું છે તેવુ ટક્તી મને જણાવી રહી છે સરસ એવુ ખોતરકામ છે.

આ એક સરસ એવા રસ્તાનુ ચિત્ર હોય તેવુ લાગી રહ્યુ છે બે વાન પાર્ક કરેલી છે.

ઘાસ ઉગાડેલુ હોય અને જગ્યા મુકેલી હોય તેવું લાગી રહ્યુ છે સામે એક ઘર બની રહ્યુ છે.

લાઇટ ના બે થાંભલા જોવા મળી રહ્યા છે સરસ એવુ આકાશ છે ને સરસ એવી લગ્નની ચૌડી --

આ કોઈ ઓફિસ નું ચિત્ર હોય તેવું લાગી રહ્યું છે બંને બાજુ ટી_વી ઓ લાગેલી છે સરસ એક એવો પંખો દેખાય રહ્યો છે ટીપય છે.

આ કોઈ ઇલેક્ટ્રોનિક સિકલનુ ઓપનિંગ થતુ હોઈ તેવુ લાગી રહ્યુ છે સરસ એવી સજાઈને બે ઇલેક્ટ્રોનિક વાન્સ મૂકેલી છે.

ઇલેક્ટ્રોનિક વિકલ્સ કરીને નામ છે તેનું ઓપનિંગ જોવા મળે છે.

તે ગાડીનું રીપેરીંગ્સ કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે એ લોકો બેટરી નું સેલિંગ કરે છે ફેવીસ્ટીક નું સેલિંગ કરે છે.

આ એક એ_ટી_એમ કાર્ડ એ_ટી_એમ માટે એ_ટી_એમ જોવા મળી રહ્યું છે આજુ-બાજુમાં --

પૂતળા જોવા મળી રહ્યા છે ઘણા બધા લોકો તેની આગળ થઈને ચાલતા હોય એવું લાગી રહ્યું છે તેમાંથી બે ગર્લ્સ માલુમ પડે છે અને એક બોય છે.